ત્યાં એક લાલ રંગની ડસ્ટબીન પણ છે અને દિવાલ પર ઘડિયાળ ટાંગેલ છે.

ઉપરથી ખુલ્લુ છે અને નીચે લાદી ગોઠવવામાં આવી છે.

લેફ્ટ માં એક ટેબલ છે જેના ઉપર એક ઇલેક્ટ્રો માઈક્રોસોફ્ટ મૂકવામાં આવેલ છે.

ત્રમાં બે બિલ્ડીંગ જોવા મળે છે એક સફેદ કલર ની અને એક પીળા કલર ની બિલ્ડીંગ છે.

ચિત્રમાં ચિત્રમાં એક કપડાં પ્રેસ કરવા વાળી ઈસ્ત્રી છે.

ત્યાં દિવાલની પાસેની તરફ બે ટાયરો મૂકવામાં આવેલ છે.

આપેલ ચિત્ર કોઈ ઐતિહાસિક બિલ્ડીંગ નું હોય તેવું જણાઈ રહ્યું છે.

દુકાનમાં ઘણી બધી વસ્તુઓ એક-એક ખાનામાં ગોઠવીને મૂકવામાં આવી છે.

કોર્નર માં એક નાનકડું મંદિર પણ છે દુકાનની બહાર એક નાની ટાંકી છે.

રિવર ફ્રન્ટ ની બહારની તરફ ચાલવા માટે ફૂટપાથ છે.

એક સફેદ રંગની અને બીજી કાળા રંગની અને એક રીક્ષા પણ પાર્ક કરેલ છે.